તોડો ક્રિયાપદ બને બને ને નામ બને આવા વિનોદ દાખલાઓ તો મને કેટલાય યાદ છે પણ નારાયણ હેમચંદ્ર મને બી જઈ તેવા હતા મારા અલ્પ વ્યવહાર થી એ કઈ મોહી જાય તેવા ન હતા મને વ્યવહાર ના આવડે તેની સરમ તો હતી જ નહિ હું કઈ તમારી જેમ નિશાળ માં શિખ્યો નથી મને મારા વિચારો જખણવામાં વ્યવહાર તા ની જરૂર નથી કેવો તમે બંગાળી આવે છે મને તો બંગાળી આવડે છે હું બંગાળ માં ફર્યો છું પશ્ચિમ દેવનાથ તાંગોર ના પુસ્તકો નું તો ગુજરાતી પ્રનજાઇ ને જ આપ્યા છે ના મારે તો ઘણી ભાષા માંથી ગુજરાતી પ્રજાઈ ને પ્રજા ને કરજવું આપવું છે તે તે કરવા મા એ હું શબ્દો થી નથી વખરતો ભાષા થી મને એટલે આપણને સંતોષ મળે મારી પછી બીજા ઓ ભલે વધારે આપે હુ તો વગર વ્યવહારે મરાઠી જાણું હિન્દી જાણું અને અંગ્રેજી જાણતો થયો લાગ્યો મારે તો સબ્દખંદ જોઈએ તમે મને ન જાણતા કે એકલા અંગ્રેજી મને સંતોષ થવા નો છે મારે તો france જવું છે અને french પણ સીખી લેવું છે હું જાણું છું કે french સાહિત્ય બહુજ બનશે તો german germani પણ જઈશ અને ત્યાંની ભાષા પણ હુ સીખવા માંગીશ આમ નારાયણ હેમચંદ્ર ધારા ચાલતી જ રહી આ સૌ જાણવા નો અને મુસાફરી કરવા નો તેઓ લોભ લોભ કપા હતો ત્યાં તો મને america ના જવાનો જા જરૂર એ એ હવે દુનિયા જોઈ વિનંતી e હુ પાછો જયો પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે મારી પાસે પૈસા શુ કામ મારે પૈસા નું શું કામ મારે ક્યાંય તમે તમારા જેવી દામપટી કરવી છે મારે મારે આવું એટલે ને પહેરવું કેટલું મારા પુસ્તકો માંથી કઈ મળે છે તે તે અને થોડું મિત્રો આપે છે બસ આટલા થી હુ ત્રીજો વર્ગ માં જ જનરલ માં જઇ સકુ america માં જઈશ નારાયણ હેમચંદ્ર સડ્યો હેમચંદ્ર શાયદ તો તેમની પોતાની જ હતી તેની તેની નિખારત પંત તેટલી જ હતી અભી અભિમાન નું નામે ના હતું પોતાની લેખક તરીકેની શક્તિ વિશે પણ જોઈએ તેના કરતા પણ વધારે વિશ્વ વિશ્વાસ હતો અમે રોજ મળતા અમારી વચ્ચે વિચાર તેમજ આશર પરસ્ય ઠીક હતું બંને બંને તરફ થી અમે બંને સરખા ન લગતા હતા બપોરના ઘણી વેડા સાથે જમીને આ મારો

કોઇ જવું તે કોઈ વેરે મારી કોટીઇએ આવે હું હું અંગ્રેજી ધાભી ઘસતો કરું તેમને ધ વાયા સાન્તોસ ના જ મળે તન જોઈએ હું ગાજર ઇત્યાદિ નો સૂપ સૂપ બનાવી તેથી મારી દયા ખાય તેમ તેમને માર કર્યાથી શોધી કાઢ્યો હતો એ દિવસ મારે સારું મેગ રાખી રાખીને લાગયને મેં તંત્ર સર્વ દથી ખાધા પછી તો અમારી અમારી આવી અને આપણે રોજ વહેલી સવારે અમે બંને સાથે ખાવા બેસ્ટ આ સમયે કંડલી વેણી નું નામ બહુજ ત્યાં મતલબ પ્રખ્યાત હતું બોડીના મંજુરોની હડતાલ હતું john bots and kardilal manin પ્રખ્યાત હડતાલ વહેલી બંધ થઇ સદાય વિશે અમ designing લખ્યું હતું તે નારાયણ હેમચંદ્ર ને વાંચી ને સંભળાવ્યું ત્યાં મારે તો આસુક્રુસ મરવું જોઈએ ગુજરાત ભારત માં બટેટા ના ચોથા ક્રમ નું વધુ ઉત્પાદન કરતુ રાજ્ય છે ગુજરાત માં બટેટા નો વિસ્તાર વધતો જાય છે અને તેને હજુ પણ વધારી શકાય તેમ છે

ખેડૂતો પોતાના ખાવા માટે ઉત્પન થતા જથ્થા માંથી અમુક જથ્થો બિયારણ તરીકે cold storage માં મૂકી રાખે છે તેનો ઉપયોગ બિયારણ તરીકે કરે છે જે યોગ્ય નથી ગુજરાત માં ખેડૂતોને બટાકા ના

તથા ઉપરોક્ત રાજ્યો માંથી લાવવાનો પરિવહનનો પણ ખર્ચ વધારે હોવાના કરને બટેટા ના બીજ ની કિંમત વધારે રેય છે વધુ માં ઉપરોક્ત રાજ્યો માં જમીન માર્યાદિત હોવાથી તથા તે વિસ્તાર માં અમુક જ જાતો અનુકુળ હોય દેશ ની જરૂરિયાત તેનાથી પૂરી પડી શકાતી નથી આમટે કેન્દ્રિય બટાકા સંશોધન સંસ્થા શિમલા દ્વારા સપાટ વિસ્તાર માં કે જ્યાં રવિ ઋતુ માં બટાકા ની ખેતી કરવામાં આવે છે ત્યાં તંદુરસ્ત બીજ ઉત્પન્ન કરવા માટે બીજ ઉત્પાદન પદ્ધતિ વિકસાવેલ છે ગુજરાત માં પણ બતાતા સંશોધન કેન્દ્ર ડીસા એ વિવિધ અભદ્ર બાદ તંદુરસ્ત બી ઉત્પાદન પદ્ધતિ વિકસાવી ભલામણ કરેલ છે અ પદ્ધતિ દ્વારા ખેડૂતો બટાકા નું virus અને અન્ય રોગ મુક્ત બિયારણ પેદા કરી શકે છે ગુજરાત માં જો ખેડુંતો કે સરકારી સંસ્થા સહકારી મંડળી ખાનગી company દ્વારા બીજ ઉત્પાદન ની કામગીરી કરવામાં આવે તો તો ખેડૂતો ને સમયસર સારી ગુણવત્તા ધરાવતું બીજ વ્યાજબી ભાવ એ મળે શકે તેમ છે ગુજરાત માં બટેટા ના રોગ મુક્ત બીજ ઉત્પાદન ને અસર કરતા મુખ્ય પરિબળો માં એક રોગ જીવત અને ઉશ્ધામાન છે બટેટા ના પાક મા વિષન ની થતા રોગ જેવા કે પીળો પચરંગીયો તથા કુકડવા મુખ્ય છે જે ચૂસ્યા પ્રકારની જીવાતોથી ફેલાય છે શિયાળા ની ઋતુ ટૂંકી હોય છે અને તેની શરૂવાત november માસ ની માસ થી શરુ થય જાય છે january ના અંત ભાગ માં શ્રયાસ તાપમાન વધવા માંડે છે અને februay મધ્ય થી તાપમાન એક દમ વધારે થવા લાગે છે જેના કારણે ચૂસ્યા પ્રકારની જીવાતોનો નો ઉગ્રહ વધવા માંડે છે વધુ માં બટેટા ના બીજ ઉત્પાદન માટે અઠાર થી અઠ્યાવીશ celsius તાપમાન એટલું નીચું તાપમાન ગુજરાત માં બટાકા ને સિત્તેર પંચોતેર દિવસ સુધી સતત મળતું નથી november માસ ના મધ્ય થી મધ્ય january માસ સુધી તાપમાન અઠ્યાવીશ celsius

જે થી ચૂસ્યા પ્રકારની જીવતું નો ઉગ્રહ ખુબજ ઓછો રેય તે માટે આ રીતે આયોજન કરવું પડે છે ખેતી પદ્ધતિ માં ફેર ફાર જેવાકે દસ પંદર દિવસ વેલી વાવની કરવી પ્રયત્નો થી આપડે બટાકા ની ખેતી માં સુધારો કરી શકીયે છે બટાકા ને એક સરખા યોગ્ય ઉગાવવા માટે ખેતરને વાવતા પેલા પાણી આપવું ફુવારા પદ્ધતિ નો ઉપયોગ કરી અને તાપમાન નીચું રાખવું ઊંડી વાવણી કરવી જેથી એક સાથે બટાકા ના પાક નો ઉગાવો સમય સર થય શકે અને ચૂસ્યા પ્રકારો ની જીવાતોનો ઉગ્રહ સામે યોગ્ય પગલા ભરી શકીયે જે યોગ્ય પગલા ભરીને જીવાતને કરવી વગેરે મુદ્દાઓ ધ્યાન માં લેવા જરૂરી છે અમ બટાકા ના ગુણવત્તા યુક્ત બીજ ઉત્પાદન માટે ni પેલું જાણે કે બીજ નો source બીજ એ અગત્ય નો ગતક હોવાથી બિયારણ સારી ગુણવત્તા વાળું રોગ મુક્ત હોવું એ જરૂરી છે corporation nsc અને state farm corporation of india પાસે થી fouundation અથવા certified બિયારણ ખરીદવું જોઇયે તેમજ આ બિયારણ દર ત્રણ વર્ષે બીજ બદલવું જોઇયે બીજું તો જમીન ની તૈયારી બીજ ઉત્પાદન માટે જમીન ની તો પસંદગી કરવી એ અગત્યની બાબત છે આ માટે અગાવ બટાકા ના પાક ના વાવેલ હોય તથા બટાકાના અન્ય જમીનને રોગો ન હોય તેવી જમીનની પસંદગી કરવી જોઈએ બટાકા ના પાક માટે રેતાળ ગોરાળુ મધ્યમ કાળી કે જેનો PH છ થી સાત હોય હોય તેવી મીન ની પસંદગી કરવી જોઈએ ઉનાળામાં જમીન પડતર રાખી ફેર કરવી જોઈએ ચોમાસું ઋતુ દરમિયાન તેમાં શન કે અન્ય ભાગ નો લીલો પદ્વાસ કરવાથી જમીનની ફળદ્રુપતા માં વધારો થાય છે સમતલ સારી શક્તિ ધરાવતી પાણી નો ભરવો ન થાય તથા પાણી ના યોગ્ય નિકાલ ની વ્યવસ્થા હોય તેવી જમીન ની પસંદગી કરવી જોઈએ જમીન ઊંડી ખેદ કરી સમાન સમતલ બનાવે બટાકા ની જતો ગુજરાત માટે બીજ ઉત્પાદન માટે નીચે મુજબ જાત ની ભલામણ થયેલ છે શાકભાજી વળી ઢગલા પદ્ધતિ થી સંગ્રહ કરવા માટે કુફરી બધ્શાહ કુફરી પુષ્કળ અને કુફરી લોકલ કપની બાદ તરત જ વેચાણ કરવા માટે કુફરી કુફરી કુફરી બાદશાહ કુફરી લોકર કુફરી પુષ્કળ કુફરી ખ્યાતી કુફરી ગંગા અને કુરફી ગઈરીમાં ગરમી પ્રતિકારક તથા વેલી વાવની કરવા માટે કુફરી સૂર્ય અને કુફરી લીમા processing માટે કુફરી એક અને કુફરી થ્રી માટે કુફરી સોના બીજ ના દર તથા કંદોમાં બીજ માટે પસંદ કરેલ કંદ ચાલીસ થી પચાસ ગ્રામ ના વજન ના હોવા જોઈએ અખા કંદ માં વધુ અંકો ના હોય છે આ માટે કંદ ના ટુકડા કરીને યોગ્ય માંવજોત કરી શકાય એક hector વિસ્તાર માટે એક હર પદ્ધતિ માટે પચ્ચીસો ત્રણ હજાર kilogram અને બે હાર પદ્ધતિ માટે ચોત્રીસો પત્રીસો kilogram બિયારણ ની જરૂરિયાત રહે છે પાંચ બીજ માવજ્થ રોપણીના દસ બાર દિવસ અગાવ coldstorage થી લાવેલ બટાકા ના કોથળાને સિદ્ધા સૂર્ય પ્રકાશ માં રાખવાથી બટાકાના કંદ મા પોવારો જોવા મળે છે જેથી છાયડા વાળા જગ્યા માં પાથરી દેવા જોઈએ બટાકા ના એક ટુકડા પર બે આંખ આવે તેવી રીતે ટુકડા કરવા એક hector માટેના ટુકડાઓને એક killogram દવા સાથે પાંચ કિલ્લો mixture કરી બીજ માવજત આપવી જેથી બટકા માં થતો કોવારો અટકાવી શકાય તથા એક સરખો ઉગાવો મેળવી શકાય જયારે બટાકા માં

સફેદ પીળા પતલા અકુરણ તથા રોગવાળા કે ખવાયેલા કંદ ને દુર કરવા છઠ્ઠું રોપણીનો સમય બટાકામાં રોપણી દરમિયાન જયારે તાપમાન બત્રીસ celsius થી ઓછુ અને વાવણી પછી વિશ પચીસ દિવસ સુધી રાત્રિનું તાપમાન અઠાર થી બાવીસ celsius અજુ બાજુ રહેવું જોઈએ ગુજરાત ના ના છેલા અઠવાડિયા થી november ચોથામ અઠવાડિયું રોપણી માટે યોગ્ય ગણાય

રાસાયણિક ખાતર બટાકા ના કંદ ના સીધા સંપર્ક માં ન આવું જોઈએ ખાતર કરતા ચાર પાંચ centimeter ઉપર રહે અને કંદ જમીન થી છ થી દસ centimeter ઊંડા રહે તે રીતે વાવણી કરવી જોઈએ જયારે એક કરતા વધુ જાત ના બટાકા નું વાવેતર કરતા હોય ત્યારે બટાકાની જનની શુદ્ધતા જલવા માટે બીજ ઉત્પાદન plot અને બટાકા ના plot વછે ઓછા માં ઓછુ પાંચ meter નું isolation અંતર રાખવું જોઈએ હવે નવમો મુદ્દો ખાતર લીલો પદ્વાસ કરેલ ખેતર માં સારું પોવાયેલું પચીસ ત્રીસ tan ખાતર તથા એક tan દ્વીવેલી ખોળ જમીન તૈયાર કરતી વખતે નાખી ખેડ કરી જમીન માં ભેળવી દેવું બટાકા ની ખેતી માટે ભલામણ કરેલ nitrogen કરતા બટાકા ના બીજ ઉત્પાદન માટે પચીસ ટકા ઓછો nitrogen આપવો આ માટે બસ્સોસાત એકસો અડત્રીસ બસ્સો પંચોતેર kilogram nitrogen phosphurus potas પ્રતિ hector એ આપવો જોઈએ જેમાંથી અડધો nitrogen amonium sulphate ના રૂપ માં

એક્સોદસ બસ્સો દસ kilo nitrogen અનુક્રમે nitrogen phosphurus potas પ્રતિ hector એ આપવું જેમાંથી પૂરે પૂરું phosphurus રોપણી સમયે પાયા માં અને પૂરે પૂરો nitrogen અને

કરવાથી જમીન ના તાપમાન માં ત્રણ રહી ચાર celsious જેટલો ઘટાડો થાય છે જેનાથી જમીન માં ભેજ સંગ્રહ નિયંત્રણ કરી શકાય અગ્યાર મુ point નીદ રનિયંત્રણ પાકને નીંદર મુક્ત રાખવું જોઈએ આ માટે સિત્તેર ટકા બટાકા ના ઉગ્યા પેલા તાપ્યા બાદ પુરતો ભેજ હોય ત્યારે એક hector એ પાંચસો સિત્તેર gram છસ્સો liter પાણી માં ભેળવી એક સરખો ચળકાવ ચડકાવ રવો બટાકાના મૂળ ઊંડા સુધી ફેલાય ન હોવાથી પાણી ની જરૂરિયાત વધુ રહે છે રોપણી પેલા એક આડ પાક ના એક સરખા ઉગવા જરૂરી છે જો પ્રથમ પાણી રોપણી પેલા ન આપેલું હોય તો રોપણી બાદ તરતજ આપવું જરૂરિયાત પ્રમાણે અપવા છ સાત દિવસ ના ગઈ રેતાળ જમીન માં ચૌદ પંદર અને ચૌદ થી પંદર અનર ગોરાળું જમીન માં દસ બાર દિવસ ના ગાલે આંઠ થી દસ આપવા તપની ના દસ બાર દિવસ અગવ પાણી આવાનું બન કરવું એ બીજ ઉત્પાદન નું સૌથી અગત્ય નું જેનાથી બટાકા ની જનની શુધતા જળવાય છે પાક ની વૃદ્ધિ દરમિયાન ત્રણ ચાર વખત પાક ની જાત ના વનસ્પતિ ગુણ પ્રમાણે પિસ્તાલીસ સાઈઠ અને પંચોતેર દિવસે પાક ના છોડ ને દુર કરવા જોઈએ વિષમ જન્ય રોગ વાળા છોડ કે અન્ય રોગ વાળા છોડોસમય સાથે દુર કરવા જોઈએ પણ ફૂલ ના રંગ ના આધારે કરવું જોઈએ તપણી દરીમિયન જમીન જન્ય રોગો વાળા છોડ પણ દુર કરવા રોગ નિયંત્રણ આ પાક માં મુખ્ય છે common slab કળા સાઠાનો રો આગોત્ત્રો સુકારો પાછોતરો સુકારો તથા જાન્ય રોગ જોવા મળે છે Common scrab એ જમીન જાન્ય તથા બીજ અન્ય રોગ હોવાથી જે જમીન રોગ્રસ્થ હોય તે જમીન માં બીજ ઉત્પાદન ના લેવું નથી બિયારણ રોગ મકત વાપરવું બિયારણ ને પેલા ત્રણ ટકા boric acid grade ના દ્રાવણ માં ત્રીસ minute બોલી રોપણી કરવી hector એ ચાર kilogram boric acid પાયામાં નાખવું સુકરા માટે વાવેતર બાદ પ્રથમ ચડકાવ પાત્રીસ ચાલીશ દિવસે પચીસ gram પ્રતિ દસ liter પાણી માં અને રોગ ની દીવાળતા વધુ હોય તો બીજો ચડકાવ પ્રથમ ચડકાવ ના દસ થી પંદર દિવસ બાદ પાંચ milligram પ્રતિ દસ liter પાણી માં અને ત્રીજો છડ્કાવ દસ પનદાસ બાદ ફરીથી પચીસ gram પ્રતિ દસ liter પાણી માં આપવો હવામાન વધારે વાદળ વાળું કે કમોસમી વરસાદ હોય તો ખાત ચડકાવ કરવો ગુજરાત માં સુકારો જોવા મળતો નથી જો જોવા મળે તો છડ્કાવ અથવા પચીસ ગ્રામ પ્રતિ દસ liter માં આપવું રોગ ની તીવ્રતા વધુ હોય તો બીજો છ્દ્કાવ પ્રથમ છડ્કાવ ના દસ થી પંદર દિવસ બાદ દસ ગ્રામ અથવા મેકોજેબ પચીસ ગ્રામ અથવા મેન્કોજેબ પચીસ ગ્રામ પ્રતિ દસ liter એ ત્રીજો છડ્કાવ દસ પંદર દિવસ બાદ ફરીથી મેન્કોજેબ અથવા પચીસ ગ્રામ પ્રતિ દસ ગ્રામ પ્રતિ દસ liter એ પાણી માં આપવું જીવત નો નિયંત્રણ બટાકા ના પાક ને ચૂસ્યા પ્રકારની જીવતો જેવી કે મોળો લીલા તાદ્તાડીયા અને સફેદ મરકી નુકશાન કરે છે આ જીવતો વિશાન થી થતા રોગો જેવા કે પીળો પચ્રન્ગીયો પોકાડવો વગેરે ફેલાવ માં વા તરીકે ભાગ ભજવે છે તેના નિયંત્રણ માટે dimethoid દસ મિલી અથવા અ પચીસ ટકા wg ચાર ગ્રામ gram સ્તર point આંઠ ત્રણ millileter નો છ્દ્કાવ પ્રતિ દસ liter એ દસ પંદર દિવસ ના અંતરે કરવો તાપી ખાનારી ઈયળ છોડને જમીન સરખા કાપી નુકશાન કરે છે અને જયારે કંદ બેસે ત્યારે તેમાં દાખલ થય બટાકાના કંદ ના ગર્ભ ને ખાય ને નુકસાન કરે છે તેના નિયંત્રણ માટે સાંજ ના સમયે ખેતર માં બટાકા ના પહ તથા થાળ ઉપર વિશ millileter દવા દસ liter પાણી માં mix કરી છ્ડ્કાવ કરવો પણ ખાનારી ઈયળ પણ ખાયને નુકસાન કરતી હોય છે તેના નિયંત્રણ માટે ઈયળ જણાય કે તરતજ millileter પ્રમાણે દસ liter પાણી માં ભેળવી છ્ડ્કાવ કરવો કપની પાક ના સિત્તેર પંચોતેર દીવસ બાદ ચૂસ્યા પ્રકારોની જીવતો ના નિયંત્રણ માટે તથા virus મુક્ત બિયારણ મેળવવા માટે છોડ ના વાનાસ્પનીક ભાગ ને વાનસ્પતિક ભાગ ને દુર કરવો જોઈએ બટાકા માં વિશાલ જાન્ય રોગો નો ફેલાવો કરનાર નો ઉપદ્રવ સો ટકા પણ પર વીસ થી વધારે જોવા માં મળે એ પેલા પંદર january કે january ના અંતિમ અઠવાડિયા માં કાપી દુર કરવું આ માટે નીંદન નાશક પેલાકોત ચોવીશ ટકા

દેશ ની central university ઓ માં UGE અને PGcourse માં common university ના આધારે પ્રવેશ અપનાવે છે State united દ્વારા ના આધારે પ્રવેશ અપાતો નથી ક્યારે આગળ નું સૈક્ષણિક વધશે તે Unitedprivet university ઓ અને નિમ્ન university ઓ પણ પ્રવેશ આપે છે તેવી યુંધિસથી ઓ સ્થાપિત કરી જ છે ધોરણ બાર પછી ના science arts અને commerce ના તમામ ના course માં હાલ સરકારી state university દ્વારા ધોરણ બાર જે તે board ના પરિણામ ના આધારે married મુજબ પ્રવેશ અપાય છે ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા central university ઓ ના પ્રવેશ માટે Common university દાખલ કરવા માં આવી હતી ગત વર્ષે પ્રથમ વાર દેશભર માં UGE અને PG પ્રવેશ માટે common university nationalagency દ્વારા લેવા માં આવી હતી UGC દ્વારા તાજેતર માં ફરી કે વાર તમામ university ઓ ને circular કરી ને common ના અને ફાયદા અંગે જણાવવા માં આવ્યું છે UGC એ university ઓ ને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ ને અલગ અલગ university ઓ માં અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા ઓ માં ભાગ લેવા થી માંડી કેટલીક university ઓ માં લેવાતી પોતાની પ્રવેશ પ્રક્રિયા માં સમય અને નાણા બંને નો વ્યય કરવો પડે છે જેથી commission તમામ state university ઓ તેમની કોઈ બી university અંગે ખાનગી university ઓ તેમજ અન્ય university ઓ નીયામીક્ત સૈક્ષણિક સંસ્થાઓ common university પોતાના સુચના પ્રવેશ માટે સ્વીકારવા માટે આમંત્રણ આપવા માં આવે છે UGC એ university ઓ ના Common પરીક્ષા ના ફાયદા ઓ અંગે જણાવ્યું છે કે આ પરીક્ષા અંગ્રેજી હિન્દી ગુજરાતી સહિત તેર ભાષાઓ માં લેવા માં આવે છે

આ પરીક્ષા ના વિષયો ના સંખ્યા અને પ્રશ્ન પત્રો ની pattern એક સમાન જ રહે છે વિદ્યાર્થી ને Subject ઉપરાંત એક થી બે ભાષા પરીક્ષા માં આપવા ની અને general tax ની તક મળે છે દ્વારા cut માટે ના online registration કરી દેવા માં આવેલ છે ત્યારે university ઓ ના આ પરીક્ષા ને લઇ ને ભલામણ કરવા માં આવી છે જોકે બીજી બાજુ રાજ્યસરકાર દ્વારા હજુ સુધી state united ની કોઈ સુચના ઓ અપાઈ નથી state university ઓ દ્વારા આ પણ પરીક્ષા કાળ ના સ્વીકાર કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી ભારતીય reserve bank અને international finance center orthorating આ કેન્દ્રીય ટૂંક સમય માં ગાંધીનગર City ને london કોટ જેવા અન્ય નાણાકીય કેન્દ્રોની જન માં વધુ સ્પ્રધાત્મ્ક બનવવા ના ઉદેશ્ય સાથે નવા દેશ વિદેશ માં લેવા તેવી સંભાવના છે ભારત માં રોકાણ માટે ના platform માટે નું આ પગલું વિદેશી bank ઓ ના એકમો દ્વારા સંપાદન ધિરાણ ની મંજુરી આપવા માટે સુત્રો એ જણાવ્યું હતું કે ભારત માં મૂડી રોકાણ માટે ના આકર્ષક platform માટે ની આ માર્ગ્દર્શીકતા એક મહિના માં જાહેર થશે અને તે વિદેશી bank ના ifsc banking ઓ એકમો દ્વારા સંપાદક ધિરાણ ની પરવાનગી આપવા અને Instrument નુ માન્ય કરાર તરીકે માન્યતા આપવા માટે કેન્દ્રીય budget માં ગુજરાત international film tack city ને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે ની જાહેરાત કરવા માં આવી છે Gift city માં international finances servise center કાર્યરત થઇ ચુક્યું છે તેને હવે સંપૂર્ણ રીતે વિકસિત કરવા અને અન્ય નાણાકીય કેન્દ્રો સાથે સ્પરધકત કરવા માટે સુસંગત બનાવવા નિયમન કાર્ય માળખા ની જરૂર છે દેશ માં special economic zone ના નિયમો અને કરારતો ઉદાર છે

IFSC એ international finance servise center orthorat દ્વારા સંચાલિત થયું છે Gift city માં ભારત માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ગુલીયન exercise પણ સરુઆત થઇ ચુકી છે ઉલેખનીય છે કે કેન્દ્રીય budget માં બે હજાર અઢાર થી ઓગણીસ માં તાત્કાલિક નાણામંત્રી અરુણ જેટલી એ જાહેરાત કરી હતી કે સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો માં તમામ નાણાકીય સેવા નું દેખ રેખ માટે એકકૃત નિયમ કાર્ય સંસ્થા ને સ્થાપના કરાશે એક તરફ અમદાવાદ ના લોકો એ ants બસ માં મુસાફરી કરવા ની હોવા છતા બસ મળતી નથી બીજી તરફ એક વર્ષ માં વિવિધ સરકારી કાર્યાલયો માટે છ હજાર ત્રણસો નવ્વાણું ants ની બસ ફાળવવા પાછળ તંત્ર તરફ થી રૂપિયા પાંચ point બાવન કરોડ થી વધુ રકમ નો ખર્ચ કરવા માં આવ્યો હતો Amts ના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના budget ને મંજુર કરવા હાથ ધરવા માં આવેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ માં

કરવા માં આવેલ કાર્યક્રમો સુધી લોકો ને લઇ જવા અને પરત મુકવા માટે ants ની કુલ મળી ને છ હજાર ત્રણસો નવ્વાણું બસ ફાળવવા પાછળ કુલ રૂપિયા પાંચસો પચાસ કરોડ નો ખર્ચવા પામ્યો હતો ants બસ દ્વારા સરકારી કાર્યક્રમો માટે બસ ફાળવણી સામે આંઠ કરોડ નવસો જેટલી રકમ બસ ની માંગની કરનાર સંસ્થા દ્વારા ચુકવવા માં આવી છે અમદાવાદ municipal corporator ને ફાળવવા માં આવેલી ત્રણ હજાર સાતસો સત્તર બસો ને રૂપિયા ત્રણ કરોડ પાંત્રીસ લાખ પિસ્તાલીસ હજાર છસો પંચોતેર જેટલી રકમ જમા ખર્ચ ની પ્રક્રિયા કરી municipal corporation પાસે થી વસુલ કરવા માં આવી છે ગુજરાત માં જંત્રી ના ઘરો માં બમણા વધારા પછી રાજ્યો ની પંચાયતો અને પાલિકા ઓ વેરા વધવા માટે સજ્જ બની રહી છે રાજ્ય ના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં આવેલી પંચાયતો ની કથાળો ની હાલ હલાત સુધારવા મુખ્ય મંત્રી કક્ષાઓ થી વેરા વધારવા લીધેલા નીર્દશનો બાદ આ કાર્યવાહી શરુ કરવા માં આવી છે શહેરી અને ગ્રામીણ વિસ્તાર માં મધ્યમ વર્ગ નું જીવન દુષ્કર બની જશે

કેમ કે જો તમે અયીયા formula જોઈ શકો છો જે આ formula જે છે basic excel થી advance excel સુધી ના હાલ કે advance મા નથી બહુ advance જે પણ formula જે છે એ આપને પછી થી જોય્શું basic થી interdemiate સુધી ના તો formula આપળે અયીયા cover કરી લીધા છે જો તમને મિત્રો આટલા formula આવડે તો તમે કોઈ પણ જગ્યાએ job કરતા હોય અથવા તો તમે પોતાના ઘરે બેઠા પર કામ કરતા હોય excel ઉપર તો તમને આ કામ આસન કર દેશે આટલા formula તો મિત્રો આ formula આપળે day by day excel ની અંતર વધારે પડતા use થતા હોય છે ઘણા બધા formula છે ત આપળે જે formula list આપળે અય્યીયા આપેલું છે તેમા થી તો મિત્રો આ વિડીયો ન અંત સુધી જરૂર થી જોજો અને આ મિત્રો ખાસ કરી ને આપળે જે આ સય્થ જેટલા formula જે છે તેમાં આપળે part wise જોવાના છે એને કેહ આ વિડીયો મા આપળે જોવાના છે આ પંદર formula હવે સૌ થી પેહલા પંદર formula આપળે આ વિડીયો મા જોવાના છે કેમ કે જો બધા formula એક હિસાબ થી લઇ તો બીજો ઘણો લાંબો થઇ જાય એટલા માટે આપળે પંદર formula એક વિડીયો મા જોયી ને એવી રીતે આપળે ચાર part બનાવીશું જે થી કરી ને આપળે આ proper detail મા આપળે દરેક formula ને સમજી સક્યે અને જો અ બધા formula એક વિડીયો મા લેવા જય્ય તો વિડીયો ઘણો લાંબો થઇ જાય અને વિડીયો boring થઇ જાય એટલા માટે આપળે ચાર part મા લીધાલે છે આપળે detail મા પણ શીખવાનું છે એટલા માટે બરોબર તો આપળે આજે જોવાના છે આ પંદર formula આપળે સૌ થી પ્રથમ જે પંદર formula છે તે જોવાનું છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયો ને like જરૂર થી કરીદેજો અને અત્યારે like કરજો મિત્રો કારણ કે વિડીયો ન ની વચ્ચે તમે disturb ના થતા કારણ કે આપળે ધ્યાન થી સમજવાના દરેક formula તો મિત્રો આ વિડીયો ને like જરૂર થી કરી દેવ અને channel ને હજી સુધી તમે subscribe ન કરી રેહ તો તમે subscribe કરી લો subscribe કરું હોય તો share કરજો જે કરવાનું હોય મિત્રો અત્યારેં જ કરી લો કારણ કે પછી આપળે વિડીયો મા આપળે ક્યાય પણ disturb થવાનું નથી એટલ માટે વિડીયો મિત્રો આ વિડીઓ channel ને subscribe પણ કરી દેજો તો ચાલો મિત્રો આજ નું વિડીયો ચાલુ કરીએ મિત્રો આપળે ટુ મા આપળે જ્યાં પંદર formula લીધેલા છે અને એક નું અયીયા ટેબલ લીધેલું છે જે ટેબલ ની અંદર છે ડે આપેલા છે ડી એફ આપેલા છે total production કેટલું ભાર્રેલું છે અને કેટલા માનશો એ ભેગા થઇ ને આટલું કામ કરેલુ છે એવું તો આપળે સિંગલ ટેબલ લીધેલું છે હવે મિત્રો આપળે one by one જોતા જજો સૌ થી પેહલા તો sum તો sum માટે મિત્રો આ ત્રણ method છે sum કરવા માટે

પછી કોમા કરી ને નંબર ટુ અને વીસ કોમા કરી ને નંબર થ્રી આ ત્રીસ દેખ્જો તમે કોમા કરીને જેટલા પણ નંબર નો સરવાળો એટલું તમે સરવાળો કરી શકો એક method આ તહી બીજી method છે અયીયા આપળે આ sum કાઢી નાખ્યે અયી થી અયીયા delete કરી દિયે પછી અયી એક આપળે ની અંદર આપણ ને auto sum બટન મળી જશે auto sum તો auto sum ક્લિક કરો પછી તમને auto sum જે function જે છે automatic આવી જશે

મળી જશે ત્રીજી method એ છે મિત્રો ત્રીજી method is equal to ટાયપ કરી ને bracket open કરી ત્યાર પછી મિત્રો આપળે આ રેન select કરવાનું અને આ રેન select કરી ને પછી એન્ટર આપો એટલે પણ સરવાળો થઇ જશે અને આ ત્રણ method જે જેમા બે method છે અને જયારે ત્રીજી method જે છે તમે કોમા કરીને manually તમે કોઈ પણ નો સરવાળો કરી શકો છો એટલે આ આપળે કેવી એકદમ basic છે અને ઘણી જગ્યાએ use થાય છે

તો મિત્રો ખાસ આપળે અ સમજવાની રેહશે કારણ કે syntax ઉપર થી ને આપળી ofrmula બનતી હોય છે તો આ સૌ પેહલા range જોઈ લિયે તો range શું છે તો કેહ range આપળે આનોજ સરવાળો કરવાનો છે બરોબર ત્યાર પહચી કોમા આપો એટલે એવું પૂછે છે criteria તો criteria શું છે તો criteria માની લો હું અયીયા ડબલ inverted કોમા મા લખું કે જે ઠંડું હોય તો સન્ડે ના તે જેટલા પણ સંડે હોય list મા થી સોરી મિત્રો અયીયા નહી આવે આપળે ભૂલ જરી દીધી અયીયા આપળે અયીયા જે range જે છે તો range આપળે અયીયા મુકવા આ select કરવી પડશે એટલે કે આપળે select કરવા પડશે ત્યાર પછી છે criteria તો criteria શું છે તો criteria આપળે રખવાના છે સન્ડે કેટલા પણ હોય તેટલા નું અને ત્યાર range એટલે સેમા સરવાળો કરવાનું છે તો મિત્રો આપળે સરવાળો કરવાના છે આ total production નું એટલા માટે આ select કરી લિયે અત્યારે bracket close કરીને એન્ટર દબાવીએ હવે મિત્રો જો અયીયા કેટલા પણ સન્ડે હોય છે એટલે સન્ડે કેટલા છે તો એક સન્ડે અયીયા છે મિત્રો તો જેનું production કેટલું છે સાત સૌ ને પીન્ચ્યાસી ત્યાર પછી નું સંડે અયીયા જ ચેહ last મા છે તેનું semi production સાત સૌ ને પચચાસ એટલે અયીયા સાત સૌ પીન્ચય્સી સાત સૌ ને પચચાસ હવે આ બન્ને નો આપળે total કરીએ તો કેટલો આવે પંદર સૌ ને પાત્રીસ જે અપન ને અયીયા મળી ગયો બરોબર શું અપડે કર્ભૂલ ક્યાં કરી થી આપળે સૌ થી પેહલા આપળે જ્યાં આ total production ત્યાર પછી criteria થી આપળે પરંતુ અયીયા syntax તમે જુવો સૌ થી પેહલા range પૂછવાની છે range કઈ છે તો range આપળે આ મિત્રો જે આપળે અયીયા આ જે criteria check કરવાનું છે એટલે range એટલે કે ક્યાય દિવસ નું આપળે જોયીયે છે તો range કરી લેવાનું ત્યાર પછી બીજો parametre છે કે કયા દિવસ મા તમારે total જોયીયે છે એ select કરવાનું ત્યાર પછી જે એટલે કે શેનો સરવાળો કરવાનો છે તો ત્યાં પછી આપળે આ select કરવાનું રેહશે એટલે આ રીતે આપળે કરીએ એટલે આ

તમારે આ મંડે અ ટાયપ કરું પછી એન્ટર કરું તો મને મળે તો બધું આપળે તેને આ automatically પણ કરી સક્યે છે એના માટે મિત્રો આપળે માની લો કે આ આપળે સી થ્રી મા આ જે આ સેલ જે છે સી થ્રી મા અ સી three મા જે પણ દિવસ નું ટાયપ કરું તેનો મને અયીયા સરવાળો મળી જવો જોયીયે તો એના માટે મિત્રો કઈ નહી આ મંડે જે છે તેના ડબલ inverted કોમા લખ્યું એને કાઢી નાખ્યે અને અયીયા આપળે સી three બરોબર જો હવે અયીયા આવી ગયો હવે આ સી થ્રી મા કોઈ પણ દિવસ ટાયપ કરીશ માન લો કે સેટરડે તો અયી સેટરડે નો આપણ ને ડેટામળી જશે જેટલા પણ સેટરડે છે એ બધા નો સરવાળો મળી જશે સેટરડે કેટલા છે એક આ last મા એક આ એક સેટરડે ત્યાર પછી આ બીજો સેટરડે એટલે બે સેટરડે છે અને જેના સેવાળો છે નૌ સૌ અને આઠ સૌ પચાસ તો તેનું સારવાળું થશે સત્તર સૌ ને પચ્ચાસ તો આવી રીતે પણ મિત્રો કરીએ અયીયા આ જગ્યા આપળે dropdown પણ મેકી સક્યે છે જે આપળે આ આગળ આપળે જોયીશું dropdown કઈ રીતે મેકુ તમે કઈ રીતે use કરો તો આવી રીતે મિત્રો મા use થાય છે ત્યાર પછી મિત્રો ત્રીજી formula છે sum તો મિત્રો આ formula નો use ક્યાં થાય છે હવે મિત્રો જો તમે ટેબલ જો આ ટેબલ ની અંદર મારે એવી વસ્તુ જોયી સકે એવો સરવાળો જોયીયે છે કે મારે આ રવિવાર મા અને પાંચ થી વધારે પર હોવે રવિવાર ના દિવસે પાંચ થી વધારે worker હોય તો તેમના અ સરવાળો કેટલો કેટલો કે તેમના સરવાળો કેટલો થાય તો એ વસ્તુ આપળે જો શોધવા માટે આપળે sum function નું use કરીએ કઈ રીતે કરે તો જોયીયે એમનું syntax

હવે મિત્રો અયીયા આગળે તમે criteria કરી શકો જેટલી પણ multipal criteria લગાય તેટલી તમે select લગાવી શકો પરંતુ આપળે જોયીએ છે કે રવિવાર ના દિવસે પાંચ થી વધારે worker કામ કરેલું હોય તો તેમાં હતી તેમનું સરવાળો કેટલો થાય તો મિત્રો criteria range વન આપળે શું ઉધાય એ વાત સૌ થી પેહલા select કરવાનું કે રવિવાર ના દિવસ હોવા જોયીયે તો એની criteria શું છે કે રવિવાર ના દિવસે આ જે દિવસ મા આયા આ દિવસ ના select આપળે criteria કરી લિયે બધા દિવસે કેમ કે આપળે રવિવાર cheak કરવાનું છે ત્યાર પછી કોમા લગાવી ડબલ inverted કોમા મા સન્ડે ટાયપ કરો એટલે આ criteria વન થઇ ગયો એટલે કે આપળે sum range total તો શું આપ select કરવાનું છે એ criteria range one તો આપળે આ રવિવાર ના દિવસે એટલે રવિવાર ના દિવસે આપળે સૌ થી પ્રથમ reqirenment રવિવાર ના દિવસે તો આપળે ત્યાં બધા જેટલા પણ days છે find કરી લીધા એમાં થી હવે આપળે રવિવાર find કરાયો બરોબર હવે પછી આપળે શું બીજી condition શું છે કોમા લાગી એટલે criteria range ટુ અને શેનનો criteria range ટુ હવે બીજી condition આપળે હે છે કે રવિવાર ના દિવસે total worker પાંચ વધારે હોય તેમના આપળે સરવાળો જોઈસે production નો બરોબર તો હે આપળે અયીયા શું આયુ criteria range ટુ છે તો એમાં આપળે total worker નો બધા criteria કરી લેવાના ત્યાર પછી કોમા લાગવાનું હવે આપળે condition મુકો પાંચ થી વધારે તો ડબલ inverted કોમા મા આ greter than five ને હવે મિત્રો અયીયા તમે જોઈ શકો છો સંડે ના દિવસે પાંચ થી વધારે કેટલા છે જો સંડે બે સંડે છે આપળે

અને આ સંસંડે ના દિવસે પણ પાંચ થી વધાર છે એટલે બન્ને નો સરવાળો હવે માની લો કે આ last વાળું જે સંડે છે તેમાં હું પાંચ થી ઓછા ગણાતું એટલી ચાર કરી નાખો તો મને માત્ર ને માત્ર આ સન્ડે ના સાત સૌ પન્ચ્ચ્યાસી સરવાળો મળશે જો તમે જોયી શકો છો અયી સાત સૌ ને પંચ્યાસી કારણ કે આ condition ખોટી ખોટી છે પાંચ થી ઓછા છે અને અયીયા તમે જોયી શકો છો અયીયા પાંચ થી વધારે છે છો છે એટલા માટે આનું સરવાળો આપી દીધો એટલે આપળે આવી રીતે આ sum is નું use કરી ને તમે ડેટા ફિલ્ટર કરી શકો છો ત્યાર પછી હું મિત્રો sum product છે sum product હવે મિત્રો sum product formula જે છે તેમાં શું આવે છે તો કેહ સૌ થી પેહલા array select કરવાન આવશે એરે એટલે શું array કરવાનું છે તો કેહ આપડા જે sum જે છે તેનો સરવાળો કરવાનો છે sum product નો એટલે અયીયા આ select કરી લિયે ત્યાર પછી કોમા લગાયીયે

આને સૌ થી પેહલા delete કરી દિયે તમને શામ્જાઉં કઈ જગ્યાએ સૌ થીઓ વધારે રેહ હવે માની લો કે અયીયા કોઈ પણ product નું નામ આપેલું હોય અયીયા product quantity ની આપેલી હોય બરોબર આપળે સૌ થી વધારે use થતા હોય તે તમને example સાથે